તો ફુફુસ શિરામાં આવ્યું કે નહીં ફેફસામાંથી ફુફુસ શિરામા આવ્યું કે નહી ચલો ફુફુસ શિરા માંથી આવ્યું આવ્યું આવ્યું તો એ કઈ બાજુ આવ્યું તો યાદ રાખજો ડાબી બાજુ હવે બીજો એક concept યાદ રાખી લો કે હૃદયમાં હંમેશા ડાબી બાજુ શુદ્ધ રુધિર વહે અને જમણી બાજુ અશુદ્ધ રુધિર વહે ફરીથી repeat કરી દઉં છું હંમેશા હંમેશા ડાબી બાજુ હૃદયમાં શુદ્ધ રુધિર વહે અને જમણી બાજુ અશુદ્ધ રુધિર વહે ફરીથી યાદ રાખવા માટે ની trick છે જુઓ શુદ્ધ શુદ્ધ કેટલા શબ્દો બે શબ્દો બે શબ્દો તો બે શબ્દો સેમા છે ડાબી બાજુમાં છે તો યાદ રાખવાનું ડાબી બાજુ હંમેશા શુદ્ધ રુધિર વહે અશુદ્ધ અશુદ્ધ કેટલા શબ્દો છે ત્રણ શબ્દો છે તો અહીંયા જમણી માં પણ ત્રણ શબ્દો છે તો જમણી બાજુ કયું રુધિર વહે તો હંમેશા અશુદ્ધ રુધિર વહે બોલો ખ્યાલ આવી ગયો ચાલો ખ્યાલ આવી ગયો okay પહેલા શુદ્ધ રુધિરનું પતાવી દઈએ ચલો તો ફુફુસ શિરામાં થી okay enter થયું કઈ બાજુ તો ડાબા કર્ણક ની અંદર જે શુદ્ધ રુધિર છે એ અહીંયા enter થયું થઈ ગયું enter okay હવે અહીંયા રુધિર ભરાશે એટલે આ રીતે વાલ હશે આ રીતના વાલ હશે એ આ રીતના ખુલી જશે ઉપર વજન આવવાથી આ રીતે ખુલી જશે અને પછી વખાઈ જશે પછી વખાઈ જશે હવે જુઓ આ રીતે અહીંયા ભરાઈ ગયું Okay જુઓ આ રીતના ભરાઈ ગયું clear અહીંયા આ રીતના વાલ હશે હવે એ બધું રુધિર ક્યાં આવી ગયું અહીંયા આવી ગયું. આ બધી જ જે વસ્તુ કહું છું ને એ point એસી સેકન્ડ માં થાય છે આજે હૃદય એક વખત આમ ધબકે છે ને એ point એસી સેકન્ડમાં થાય છે Okay તો આજે હૃદય છે અહીંયા તમે જોશો કે આ રીતના આજે શિરા છે ફુફુસ શિરા છે એમાંથી શુદ્ધ રુધિર અહીં આવ્યું ઓકે શુદ્ધ રુધિર આવ્યું પછી અહીંયા શું થશે જ્યારે ધબકશે ત્યારે આ ભાગ જે નીચો આવશે જેનાથી આ વાલ છે આ વાલ છે ખુલી જશે અને કર્ણક માંથી જે શુદ્ધ રુધિર છે એ ક્યાં આવી જશે તો ક્ષેપકની અંદર આવી જશે દેખાય છે yes કે no આ ભાગ ની અંદર આવી ગયું શુદ્ધ રુધિર okay એના પછી આ ભાગ સંકોચાયો તેમ ધબક્યું તો ધબક્યું એટલે સંકોચ આયો એનાથી આ જે વાલ છે એ ખુલી ગયો કયો વાલ છે કયો વાલ છે દ્વિદલ વાલ છે તો દ્વિદલ વાલ ખુલી ગયો અને કર્ણક માંથી રુધિર ક્યાં આવી ગયું તો ક્ષેપકની અંદર આવી ગયું clear તો કર્ણક માંથી ક્યાં આવી ગયો તો રુધિર જે બધું ક્ષેપકમાં આવી ગયું એના પછી કયો ભાગ સંકોચાશે આ ભાગ સંકોચાશે એટલે કે નીચે નો ભાગ સંકોચાશે દેખાય છે જુઓ આ સંકોચાયો પછી આ સંકોચાયો દેખાય છે પછી આ સંકોચાયો આ સંકોચાયો એટલે આની અંદર જે શુદ્ધ રુધિર છે એ ક્યાં જતું રહ્યું આ અહીંયા જતું રહ્યું અહીંયા એક વાલ છે જુઓ તો અહીંયા થી પછી એ ક્યાં જતું રહ્યું અહીંયા જતું રહ્યું હવે અહીંયા થી એ ક્યાં જાય છે તો અહીંયા થી અહીંયા જાય છે દેખાય છે આ pipeline તો અહીંયાથી જે રુધિર છે એ આ ભાગ સંકોચાશે એટલે અહીંયા જશે અને અહીંયા થી અહીંયા જશે અને આ શું છે તો આ છે તમારી મહાધમની આની અંદર જુઓ ઘણા બધા partition પાડેલા હશે તો અહીંયા થી જે રુધિર છે એ આ ત્રણ ભાગની અંદર જશે પછી આ મોટો ભાગ છે આ શું છે મહાધમની હું તમને કહું છું આ તમારી ધમનીઓ ધમની ધમની ધમની આ પણ છે તમારી ધમની તો ધમની માં જતું રહેશે એટલે કે જે શુદ્ધ રુધિર છે એ અહીંયા થી આ ભાગ સંકોચાવાથી ધમની ની અંદર જતું રહેશે અને ધમની ના ઘણા બધા partition હશે એટલે કે જુઓ આ છે આ છે અહીંયા છે અહીંયા છે આ બધામાં શુધ્ધ રુધિર આખા શરીર ની અંદર જશે કઈ રીતે જાય છે અહીંયા ધ્યાનથી સમજો તો જુઓ હૃદયમાંથી આજે શુદ્ધ રુધિર આવ્યું તો ઉપર મેં તમને કહ્યું હતું કે આ રીતના ત્રણ ફાટા હતા આ ત્રણ ફાટા માંથી આ ફાટો જે હાથ બાજુ જશે આ ફાટો છે એ આ બાજુ જશે ઉપરનો ફાટો છે એ આપણા મગજની અંદર જશે અહીંયા થી પણ એક ફાટો નીકળીને અહીંયા જશે પછી નીચે પણ જશે ઓકે આ જે main છે આપણા શરીરની અંદર આખા શરીરમાં રુધિર પહોચાડવા નું છે એક ફાટો નીચેની બાજુ જશે આ રીતના ધમની છે એ ધમની ની અંદર રુધિર એ જે આખા શરીરની અંદર જશે જેમ જેમ આગળ વધશે એમ એમ આ રીતના આની અંદર ફાટા પાડતા જશે ફાટા નાના નાના ફાટા આ રીતના તમે જુઓ રુધિરકેશિકાઓ ની અંદર divide થઈ જશે અને નાના નાના કોષો છે નાના નાના કોષો સુધી એ પહોંચી જશે અહીંયા તમે ચિરો પાડો મતલબ કે હાથ પર ચિરો પાડો તો સીધી ધમની કપાઈ જાય છે ના રુધિર કેશિકાઓ કપાય ધમની જે આગળ જતા નાની નાની નાની નાની વાળના વાળ જેવી સુધી કેશિકાઓની અંદર divide થઈ જાય છે અને રુધિરકેશિકાઓ છે એ કોષ સાથે joint હોય છે okay અને કોષ ને ઓક્સિજન આપે છે પછી તો શું થાય છે તે મેં આગળ સમજાવ્યું ખ્યાલ આવ્યો okay તો અહીંયા હું તમને ચિરો પાડું તો લોહી તો નીકળે જ છે એનો મતલબ ધમની કપાઈ ગઈ main ના રુધિર કેશિકાઓ કપાઈ ગઈ એની અંદર પણ રુધિર તો હોય ને તો ત્યાંથી રુધિર નીકળે છે યસ ચાલો આ રીતના શું થાય છે જે શુદ્ધ રુધિર છે એ આ રીતના આખા શરીરની અંદર જતું રહેશે clear ચાલો okay હવે વાત કરીએ આ બાજુના ભાગની આ બાજુનો ભાગ ખબર પડી ગઈ કે ભાઈ શુદ્ધ રુધિર આવ્યું અને એ ક્યાં જતું રહ્યું પંપ થઈને આખા શરીરની અંદર આ બે ફાટા છે આ ત્રણ ફાટા છે okay ત્યાંથી એ જતું રહ્યું okay હવે શરીર તરફથી Okay અંગો છે એ અંગો તરફથી કયુ રુધિર આવશે અંગોથી હૃદય તરફ કયું રુધિર આવે અશુદ્ધ રુધિર આવે કેવું રુધિર આવે અશુદ્ધ રુધિર આવે તો એ આ શુદ્ધ રુધિર છે એ ક્યાંથી આવશે શિરામાંથી આવશે અશુદ્ધ રુધિર શેના મારફતે હૃદયમાં આવશે શીરા મારફતે તો જુઓ અશુદ્ધ રુધિર છે એ અંગો થી હૃદય તરફ કયા માં આવશે શિરા મારફતે તો હવે જે શીરા છે આ શિરામાં કઈ રીતના અશુદ્ધ રુધિર આવ્યુ તો અંગો તરફથી આવ્યુ Okay આ દેખાય છે ચલો હું તમને આકૃતિમાં બતાવું ચલો અંગો તરફથી આ બધું જે yellow sorry ભૂરા રંગની દેખાય છે પાઇપો okay તો આ બધી અંગો માંથી આવે છે સમજી લો કે આ અંગોમાંથી આવ્યું એ ક્યાં આવી દેખાય છે તો અહીંયા આવી કે નહીં આ પણ અંગોમાંથી આવી અશુદ્ધ રુધિરની પાઇપ okay એ પણ ક્યાં આવી તો અહીંયા આવી આ શું છે આને કહેવામાં આવે મહાશિરા અથવા તો શીરા પણ કહી શકો okay શિરા મહાશીરામાં confusion નથી

પરંતુ ધમની અને મહાધમની આખી અલગ છે સમજાવીશું હમણાં clear ચલો આ રીતના અહીંયા આવી ગયું અશુદ્ધ રુધિર કઈ બાજુ આવે જમણી બાજુ આવે કઈ બાજુ આવે તો હૃદયના જમણી બાજુ આવે તો શિરામાંથી એ અશુદ્ધ રુધિર ક્યાં આવ્યું પાછું આવ્યું કઈ બાજુ જમણી બાજુના હૃદયમાં એટલે કે જમણી બાજુનું નહીં જમણી બાજુના ભાગની અંદર આવ્યું તો અશુદ્ધ રુધિર આવ્યું આવ્યું આવ્યું આવ્યું okay આવી ગયું. સૌથી પહેલા ક્યાં આવશે જમણા કર્ણકમાં આવશે હવે જુઓ જમણું કર્ણક પણ દબાશે જ્યારે આ દબાય છે આ બંને સાથે દબાય છે કર્ણકો બંને આ રીતના સાથે દબાય છે બંને ક્રિયાઓ સાથે થાય છે એવું ના સમજતા વારાફરતી થાય છે ના બંને બાજુ સરખી ક્રિયા થાય છે આ બાજ થી અશુદ્ધ રુધિર આવે છે આ બાજુથી શુદ્ધ રુધિર ભરાય છે okay આ બાજુથી અશુદ્ધ રુધિર આ બાજુ ભરાય છે આ બાજુથી શુદ્ધ રુધિર ભરાય છે એના પછી નીચેનો બે સંકોચાય છે આ બાજુથી અશુદ્ધ રુધિર નીકળે છે ક્યાં જાય છે ફેફસા તરફ જશે અને આ બાજુથી શુદ્ધ રુધિર એ અંગો તરફ જશે ખ્યાલ આવ્યો ને okay આપણે જુઓ biology ભણીએ છીએ અને બહુ Master level નું ભણીએ છીએ high level નું કદાચ મને નથી લાગતું youtube માં કોઈને ભણાવ્યું હોય okay કારણ કે અહીંયા મને એવું લાગે છે કે સમજવું જરૂરી છે okay main તમે વાંચીને ખાલી મગજ બગાડીને શું કરશો મતલબ કે ખાલી વાંચીને પાસ થઈને શું કરશો આપણા શરીરનું હૃદય છે કઈ રીતના કામ કરે છે એ તો સમજવું જ પડશે યાર okay ચલો કાલ ઉઠીને તમારે પણ સમજાવવું પડશે કોઈકને ચલો તો જમણું કર્ણક okay જ્યારે તમારા છોકરા આવશે એટલે પૂછશે કે સાહેબ અ અ તમને કહેશે કે પપ્પા પપ્પા આપણા શરીરની અંદર આજે રુધિર છે હૃદય છે એ કઈ રીતના કામ કરે છે આ કેમ ધબકે છે okay તો કહેવું પડશે આ બધું વસ્તુ okay એ વખતે કામ આવશે ચલો હવે અહીંયા આવી ગયું તો અશુદ્ધ રુધિર અહીં આવી ગયું અશુદ્ધ રુધિર અહીં ભરાશે એટલે આ ભાગ સંકોચાશે સંકોચાશે એટલે આજે અશુદ્ધ રુધિર છે એ ક્યાં આવી જશે તો અશુદ્ધ રુધિર છે એ અહીં આવી ગયું આવી ગયું અહીંયા એટલે કે આ કર્ણક છે sorry ક્ષેપક છે એટલે કે જમણા ક્ષેપક ની અંદર આવી ગયું હવે આ ભાગ દબોચાશે આ ભાગ દબોચાસે તો આ ભાગ જ્યારે સંકોચાશે ત્યારે અશુદ્ધ રુધિર છે એ ક્યાં ગયું તો અશુદ્ધ રુધિર અહીંયા અને અહીંયા રહ્યું એટલે કે બે ફાટામાં ગયું અને આ શું છે આ તો આપણી ફુફુસ ધમની છે અને ફુફુસ ધમની ક્યાં હોય તો ફેફસા અને હૃદયના joint station માં હોય તો અહીંયા થી ફુફુસ ફુફુસ ધમની દ્વારા આજે અશુદ્ધ રુધિર છે એ શુદ્ધ થવા માટે ક્યાં જતું રહેશે તો એ અશુદ્ધ રુધિર છે એ શુદ્ધ થવા માટે કયા જતું રહેશે તો ફેફસામાં જતું રહેશે મેં તમને કીધુ ને ક્યાં જતું રહેશે અહીંયા થી બહાર નીકળીને ફેફસામાં જતું રહેશે clear ચલો okay ફેફસામાં જતું રહેશે અને એમાં જે કાર્બન ડાયોક્સાઇડ હશે એ કાર્બન ડાયોક્સાઇડ ઉચ્છવાસ દ્વારા આપણે શું કરી દઈશું બહાર કાઢી દઈશું બોલો આની અંદર ખ્યાલ આવ્યો કે હૃદય છે કઈ હૃદય ની અંદર કઈ રીતના working થાય છે બહુ આસાનીથી મેં આસાની ભાષામાં સમજાવ્યું છે કે હૃદય છે એ કઈ રીતના કામ કરે છે okay હવે જે તમારો સવાલ હતો સાહેબ આ મહાધમનીનું કામ શું સાલુ આ જે ફાટો છે આ ફાટો ક્યાં જાય છે okay આ ત્રણ ફાટા ખબર પડી આ બે ફાટા ખબર પડી ગઈ ધમની છે અંગો તરફ જાય છે આ મહાધમની કે આટલી બધી જાડી ધમની જે મહાધમની જેને કહેવામાં આવે છે કોરોનરી okay કોરોનળી ધમની

એવું આપણું હૃદય એને પણ ઓક્સિજનની જરૂર હોય કે નહીં okay આ અંગને આ તો આપણો main અંગ છે પંપ આ બંધ થઈ જાય તો બધું બંધ થઈ જાય okay તો આને પણ ઓક્સિજનની જરૂર હોય ને તો હૃદયને ઓક્સિજનની હૃદયને ઓક્સિજન પહોંચાડવા માટે જે ધમની છે એને એને કહેવામાં આવે મહાધમની યાદ રાખજો જો મહાધમની ની અંદર ખરાબી આવી તો સમજી લો કે તમે ગયા તો આપણા શરીરની અંદર બીજી બધી ધમનીઓ કદાચ બંધ થઈ જશે Okay તો વાંધો નહીં આવે પરંતુ જો મહાધમની બંધ થઈ ગઈ હૃદયને જ ઓક્સિજન મળતું બંધ થઈ ગયું હૃદયને જ શુદ્ધ રુધિર મળતું બંધ થઈ ગયું તો પતી ગયું. okay તો મહાધમનીનું કામ શું તો મહાધમની હૃદયને શું આપે છે શુદ્ધ રુધિર provide કરે છે એટલે કે ઓક્સિજન વાયુ રુધિર provide કરે છે તો યાદ રાખજો એટલા માટે મહાધમની કહેવામાં આવે છે એટલા માટે કોરોનરી ધમની કહેવામાં આવે છે yes પેલું કહેવાય છે ને bypass surgery કરાવી તો એ bypass surgery કેમ કરાવી પડે કે આ મહાધમની છે ને એની અંદર problem થાય કહીએ છીએ ને bypass surgery કરાવી bypass surgery માં શું હોય કે આજે કોરોનરી ધમની છે એની અંદર ચરબી જામી જાય ચરબી જામી જાય એટલા માટે શું કરવું પડે એને અહીંયા થી ક્યાંક bypass કરવું પડે હમણાં આપણે એક details માં સમજીશું bypass surgery માં શું થાય છે આપણે જોઈ લઈશું okay આકૃતિ દ્વારા સમજીશું હું છું બાબા હું આજે તમને ગોવાની journey વિશે થોડી ઘણી માહિતી આપવા માટે અહીંયા ગોવા એક એવી જગ્યા જે ભારતનું વિસ્તારની દ્રષ્ટિએ સૌથી નાનું રાજ્ય અને વસ્તીની દ્રષ્ટિએ ચતુર્થ ક્રમાંક નું રાજ્ય છે ભારતના પં

અરબી સમુદ્ર તેના પશ્ચિમ દરિયા કિનારાનું સર્જન કરે છે ગોવા નો દેશ ભારત જીલ્લાઓ બે છે સ્થાપના એકત્રીસ મે ઓગણીસો ને સત્યાશી માં થઈ તી i repeat ગોવાની સ્થાપના એકત્રીસ મે ઓગણીસો ને સત્યાશી માં થઈ તી ગોવાનું મુખ્ય મથક પણજી છે અને સૌથી મોટું શહેર ગોવામાં વાસ્કો દી ગામા છે તેના રાજ્યપાલ મૃદુ રાવ સેન્હા છે અને મુખ્યમંત્રી પ્રમોદ સાવંત છે ગોવાની બેઠકો વિધાનમંડળ એટલે કે ગોવા સરકાર ચાલીસ ગોવાની વસ્તી ચૌદ લાખ ત્રણસો ત્રેસઠ પ્રતિ કિલો મીટર square છે અધિકૃતા ભાષાઓ છે ગોવાની કોપણી સમય ક્ષેત્રે ભારતીય માનવ સમય plus zero પાંચ six thirty સાડા પાંચ હું તમને એક જાણ કરવા કરાઈ દઉં કોપણી એકમાત્ર સત્તાવાર ભાષા છે પરંતુ મરાઠી પણ કોઈપણ અથવા બધા સત્તાવાર હેતુઓ માટે ઉપયોગ કરવાની મંજૂરી પણજીએ રાજ્યની રાજધાની છે જ્યારે વાસ્કો દી ગામા સૌથી મોટું શહેર છે માર્ગો આનું ઐતિહાસિક શહેર હજુ પણ પોર્ટુગીઝ ના સાંસ્કૃતિક પ્રભાવનું પ્રદર્શન કરે છે જેઓ એક વેપારી તરીકે સોળ મી સદીના પ્રારંભમાં આ શહેરમાં પ્રવેશ્યા હતા અને ત્યારબાદ તરત જ તેને જીતી લીધું હતું પોર્ટુગીઝ ના પ્રદેશનું જ્યાં સુધી ઓગણીસો એકસઠ માં તેને ભારત સાથે જોડવામાં ન આવ્યું ત્યાં સુધી આશરે સાડી ચારસો વર્ષો સુધી અસ્તિત્વમાં રહ્યું

મોટી સંખ્યામાં આંતરરાષ્ટ્રીય અને સ્થાનિક પ્રવાસીઓ આવે છે પશ્ચિમ ઘાટ પર આવેલા તેના છંદને કારણે તે સુંદર વનસ્પતિ અને પ્રાણી શુદ્ધ ધરાવે છે જેને bio dimecit spot તરીકે વર્ગીકૃત કરવામાં આવ્યો છે ગોવા નો ઇતિહાસ વિશે હું તમને જણાવી દઉં છું જૂનું ગોવા ખાતે છે catdate પોર્ટુગીઝ પ્રભાવનું ઉદાહરણ ગોવાનો જાણીતો ઇતિહાસ JJ સધી BCE નું નિરૂપણ કરે છે જ્યારે તેને મૌર્ય સામ્રાજ્યના એક ભાગ તરીકે આકાર લીધો હતો અને બુધિષ્ટ શાસકમાં મગજ ના અશોકે શાસન કર્યું હતું બુધિષ્ટ સાધુઓએ ગોવામાં બૌદ્ધ જ ધર્મ પાય પાયો નાખ્યો હતો સધી BCE સત્તી સધી CE નું મધ્યમાં ગોવામાં ના ના સુતોનું શાસન હતુ જે કોલ્હાપુરના સતવાહનના બીજો દાયકો BCE થી બીજો દાયકો CE પશ્ચિમ આશરે સોળ દોઢસો થી પશ્ચિમ મહારાષ્ટ્રના અભિરાવ યાદવના ભોજ ગુજરાતના કભિદા અને કલાચૂરીના તાંબાના પોકણ મૌર્યના તાંબા તરીકે હેતુ બાદમાં બાદામીના ચાલુક્ય શાનને શાસન આપવામાં આવ્યું હતું જેમણે પાંચસો ઈઠોતેર થી સાતસો ત્રેપન સુધી શાસન કર્યું હતું અને બાદમાં મારવિર્ગ ના રાષ્ટ્રપૂતો એ સાતસો ત્રેપન થી નવસો ત્રેસઠ સુધી શાસન કર્યું હતું જોકે સાતસો પાંસઠ થી એક હજાર પચાસ સુઘી કોપણના દક્ષિણ શિલીહારાએ ચાલુક્ય અને રાષ્ટ્રકૃતોના તાંબા તરીકે ગોવામાં શાસન કર્યું હતું તે પછીની થોડી સદીઓ સુધી ગોવાનું અનુગામી શાસન કલ્યાણીના ચાલુક્યના તાંબા તરીકે કદંબા દ્વારા કરવામાં આવ્યું હતું તેમણે ગોવામાં જૈન ધર્મ ને ઉત્તેજન આપ્યું હતું તેરસો બાર માં ગોવા દિલ્લી સલ્તનત ના વહીવટ હેઠળ આવ્યુ હતું આમ છતાં આ પ્રદેશ પર સામ્રાજ્યની પકડ નરમ હતી અને તેરસો સિત્તેર સુધીમાં તેમને વિજ્યનગર વિજયનગર સામ્રાજ્યના હરીહરને સલામે થઈ જવા માટે દબાણ કરવામાં આવ્યું હતું વિજયનગરાનું આ પ્રદેશ પર ચૌદસો ને ઓગણસિત્તેર સુધી શાસન રહ્યું હતું ત્યારે તેને મહામારી સલ્તનતના દ્વારા નિમણૂક આપવામાં આવી હતી તે રાજમંચ પડી ભાગ્યા બાદ આ પ્રદેશ બીજાપુરાના આદિલ શાહ ના હાથમાં ચાલ્યો ગયો હતો જેને તેને સહાયક રાજધાની તરીકે સ્થાપિત કરી હતી જે શહેર પોર્ટુગીઝ ના કાળમાં વહેલા પંદરસો દસ માં પોર્ટુગીઝો એ ત્યાં રાજ કરી રહેલા બીજા કુળના રાજાએ સ્થાનિક રાષ્ટ્ર તીનિયાની મદદથી હરાવ્યા હતા જે વહેલા ગોવામાં કાયમી નિવાસ ની

ની માલિકી તરીકે ગોવાના શાસ્ત્રોએ પોર સોળસો ને પંચોતેર

નીતિઓ તથા પોર્ટુગીઝો ના મરાઠા અને ત્રેપન સલ્તનત સાથે વારંવારના યુદ્ધ ને પગલે ગોવાના વતનીઓએ મોટા પાયે આજુબાજુના વિસ્તારોમાં સ્થળાંતર કર્યું હતું

હેઠળના વિસ્તારની ગોવાની હાલની રાજ્યની હદ સુધી વિસ્તરી ગયો હતો તેમની સરહદો સ્થિર થાય ત્યા સુધી માં પોર્ટુગીઝો એ ભારતમાં તેમની અનેક માલિકીગુમાવી હતી અને astranoda india પોર્ટુગીઝોની સ્થાપના કરી હતી તેમાંથી ગોવા સૌથી મોટો પ્રદેશ હતો ભારતે ઓગણીસો સુડતાલીસ માં બ્રિટિશ પાસેથી સ્વતંત્રતા પ્રાપ્ત કરી તે પછી પોર્ટુગીઝે તેમની સત્તા હેઠળની મૂલા મુલકોના સાર્વ ભૌમત્વની ભારતને તકદીલ કરવા માટેની વાટાઘાટ નીકાળી કાઢી હતી અઢાર december ઓગણીસો એકસઠ નાં રોજ ભારતીય આર્મી ઓપરેશન વિજય ની શરૂઆત કરી અને તેના પગલે ગોવા દમણ અને દીવ ભારતના એક ભાગ બન્યા દમણ અને દીવની સાથે ગોવાને પણ ભારતના કેન્દ્રશાસિત પ્રદેશ હેઠળ કેન્દ્રિત વહીવટમાં આવરી લેવામાં આવ્યું હતું ત્રીસ may ઓગણીસો સિત્યાશી નાં રોજ કેન્દ્રશાસિત પ્રદેશોના ભાગલા પાડવામાં આવ્યા હતા એટલે ગોવાને પચીસ મું રાજ્ય બનાવવામાં આવ્યું હતું ત્યારે દમણ અને દીવને કેન્દ્રશાસિત પ્રદેશ તરીકે લેવા દેવામાં આવ્યાં ગોવા નો ભૂગોળ અને આબોહવા ગોવા નો દરિયા કિનારો મિત્રો ગોવાનો દરિયા કિનારો એ ગોવાની સૌથી જોવા જેવી જગ્યા અને સૌથી વધારે પાક પ્રાકૃતિક વઈ nature જેને આપણે કહીએ તે ગોવા ની મુખ્ય નદીઓ પાંચ છે કેટલી પાંચ છે જે ગોવાની મુખ્ય નદીઓ છે માંડોવી જુઆરી ટેરેફોલ ચાપોરા અને ચાલ છે આ પાંચ નદીઓ ગોવાની મુખ્ય નદીઓ છે સૌ ગોવાનો સૌથી ઊંચો point sorso gonds છે જે દરિયાની સપાટીથી એક હજાર એકસો ને સડસઠ મીટર ઊંચાઈ પર છે ગોવા એકસો એક કિલોમીટર લાંબો દરિયો પટ્ટો ધરાવે છે

કુલ ભૌગોલિક વિસ્તારમાંથી ઓગણસિત્તેર ટકા માં પોતાનો વહેણ ધરાવતી જુઆરી અને માંડોવી ગોવાની જીવનરેખા છે ગોવા ચાલીસ કરતા વધુ નદી મૂખો આઠ સમુદ્રી અને આશરે નેવું જેટલા નદી ધરાવતા ટાપુઓ ધરાવે છે ગોવા ની નદીઓ ના કુલ નાવિય જલમર્ગો ની લંબાઈ બસો ત્રેપન કિલોમીટર છે ગોવા કોડમ્બર રાજવંશ ના શાસન દરમિયાન માં બંધાયેલી ત્રણસો કરતાં વધુ પ્રાચીન ટાંકીઓ અને સોળથી વધુ ઓસઠ ગેંદો ધરાવે છે ગોવાની મોટાભાગની જમીન ખંડકના ધોવાણ અને ગારાની જામેલી માટીની છે જેમાં વિપુલ પ્રમાણમાં firik aluminium okside ધરાવે છે અને લાલ રંગની છે

ભારતીય ઉપખંડમાં કેટલાક જૂનામાં જૂના ખંડકોમાંથી અમુક ગોવા મોલને અને unmode ની વચ્ચે ગોવાની કર્ણાટકની સાંચીની સરહદ પર આવેલી છે ખડકોને ચોંચને ટીક ને તરીકે વર્ગીકૃત કરવામાં આવ્યા છે જે છત્રીસો million વર્ષો જૂના હોવાનું મનાય છે જે ligedium વખત ના i sot top batting નમુના ગોવા યુનિવર્સિટીમાં પ્રદર્શનમાં મુકાવવામાં આવ્યો છે ગોવા ઉષ્ણ કટિબંધ વિસ્તાર હોવાથી અને અરબી સમુદ્ર નજીક હોવાથી

સાથે ભેજનું ઓછું પ્રમાણ હોય છે ગોવામાં ચોમાસા નો વરસાદ જૂનમાં પારાવાર માં આવે છે કે ગરમીથી છુટકારો મેળવવા માટે અત્યંત જરૂરી રાહતો પૂરી પાડે છે ગોવાનો મોટાભાગનો વરસાદ ચોમાસામાં પટેજ મેળવવામાં આવે છે september ના અંત સુધી ચાલુ રહે છે ગોવામાં december ના મધ્યમાં ભાગથી february વચ્ચે ટૂંકો શિયાળો હોય છે આ મહિનાઓમાં રાત્રે આઠ થી વીસ celsius અને દિવસે ઓગણત્રીસ celsius આસપાસ સાધારણ ભેજ જેવું તાપમાન હોય છે વધુ આંતરિયાલમાં દરિયાઈ સિંહ ઊંચાઈ પર આવેલું હોવાથી રાત્રે ઠંડી ઓછા પ્રમાણે પડે છે માત્ર બે હજાર આઠ દરમિયાન ગોવામાં ભારે વરસાદ અને ભારે પવન ફૂંકાયો હતો ઓગણત્રીસ વર્ષોમાં આવું પ્રથમ વખત બન્યું હતું કે ગોવામાં march મહિનામાં વરસાદ આવ્યો હતો

ઉત્તર ગોવા જિલ્લાને અને નારંગી રંગના દક્ષિણ ગોવાનું નિર્દેશન કરે છે રાજ્ય બે જિલ્લાઓમાં વેચાયેલું છે ઉત્તર ગોવા અને પાણજી પણજી એ ઉત્તર ગોવા જિલ્લાનું અને મારગાવો એ દક્ષિણ જિલ્લાનું વડુ મથક છે દરેક જિલ્લાની સંભાળ જિલ્લા કલેકટર દ્વારા લેવામાં આવે છે જે ભારત સરકાર દ્વારા નિમણૂક પામી

જિલ્લાઓને વધુમાં અગિયાર તાલુકામાં વિભાજિત કરવામાં આવ્યા છે ઉત્તર ગોવાના તાલુકાઓ પ્રાંધેશ બિછોલીમ કરનેલ કોંઢા સત્તારી અને પિચવાડી તેમજ દક્ષિણ ગોવા ના તાલુકાઓ કેનાકોના મોર્મોગાવો ક્યુપેમ સાલ્સેટ અને સંગ્યુઈમ છે ઉપરોક્ત તાલુકાઓના વડા મથક અનુક્રમે મૈપુર શાહ બિછોલી પરનેમ પોંડાવાલોપોઈ પંજીમ ચોવડી વાસ્કો પ્યુપેમ મર્ગાવો સંગ્યુઇમ ગોવાના મોટા શહેરોમાં વાસ્કો મારમોઓનો સમાવેશ થાય છે પ્રથમ ચાર શહેરોને જોડતા પ્રદેશો ખરા નગર જુથ હોવાનું અથવા વધતા કે ઓછા અંશે સતત શહેરી વિસ્તારવનું મનાય છે ગોવા ની વસ્તી વિશે એક માહિતી ગોવાની મિત્રો હું તમને જો આંકડા સહિત ભી બતાઇ શકું છું ગોવા નું population growth છે જે વસ્તીની ગણતરી એ ઓગણીસો ને એકાવનમાં પાંચ લાખ સુડતાલીસ હજાર હતી ઓગણીસો ને એકસઠ માં પાંચ લાખ નેવું હજાર બે હજાર એક માં તેર લાખ તેતાલીસ હજાર નવસોને અઠાણુ અને હાલ માં ગોવા ની વસ્તી નો આંકડો ચૌદ લાખ થી પણ વધારે છે ગોવાના વતની ની અંગ્રેજીમાં ગોવાના કહેવાય છે કાંપણી માં કોએંજ અને પોર્ટુગીઝમાં જોજ અથવા ગોએશા એટલે કે સ્ત્રી અને બોજ એટલે પુરુષ પણ કહેવાય છે અને ગોવામાં હિન્દુ ની સંખ્યા બહુ વધારે પડતી છે હિન્દુઓ ત્યાં પાંસઠ ટકા છે અને ખ્રિસ્તી ની ખ્રિસ ખ્રિસ્તી ની છવ્વીસ percent ઇસ્લામ ની છ જ percent છે અને others three percent છે

હેલો HDFC બેંક માંથી વાત કરે છે? હા sir sir મારે થોડી bank વિષે માહિતી જોઈતી હતી જો તમારી પાસે time હોય તો હું તમને પૂછી શકું? ના સર project વિષે એવું કઈ નથી હું તમારી bank માં ઘણા લાંબા સમયથી ખાતું ધરાવું છું અને તમારા બેંક નો regular use પણ કરું છું આ ખાતા નો તો મારે થોડીક એ બાબતે જ પૂછવું હતું એ બાબતે જ મારે કામ છે હા સર, સર મારે locker વિષે જાણવું હતું, મેં હમણાં ઘણું સાંભળ્યું છે કે HDFC Bank માં લોકર સુવિધા start થઇ છે તો એ વિષે મારે જાણવું હતું કે એમાં છે સુ main કે એમાં કેવી રીતે અમે એનો use કરી શકીયે છીએ એની process સુ છે એ વિષે મારે થોડું જાણવું હતું sir મારું નામ સોનાક્ષી છે, સોનાક્ષી પંડયા સર મારો six, sorry sixteen, sorry sixteen નો છે નો છે account number મારો sixteen digit નો

પંડ્યા આ

sir મારે locker વિષે જાણવું હતું મને હમણાં ખ્યાલ આવ્યો કે તમારી bank માં locker ની સુવિધા પણ start થઇ છે તો એ વિષે મારે માહિતી જોઈતી હતી

અચ્છા sir તો એની માટે locker કેવા કેવા પ્રકાર ના હોઈ શકે છે

ઓક એવું છે નહીંતર મે સાંભળ્યું છે કે locker છે ને lock વાળા આવે છે કે આપડે કી સાચવી રાખવાની એ કી થી જ locker open થાય પણ આ સારું છે કે sensor વિના જે chip છે એના વગર locker open થાય નહિ

ok sir તો આપણે mini locker માં શું રાખી શકીયે અને large locker માં શું રાખી શકીયે? sir એની તમે જે એનો કોઈ rent હોય છે ચૂકવવાનો અમારે અચ્છા એટલે ઓલું તમે કહ્યું કે એક dorm આવે છે એ form મને bank એ થી મળી રહેશે? ઓકે એટલે અમારે એક સાથે જ payment કરવાનું હોય છે આખા year નું? okay. અ અમે એ તમે, હાં sir શું ક્યો છો તમે?

locker તૂટતું પણ નથી એ chip વગર અને ખુલતું પણ નથી અચ્છા sir તો અમારી payment નું તમે કીધું એક નું નવ હજાર કીધું ને એક નું કેટલું કીધું છો હજાર ને? okay sir તો અમારે એ payment છે એ direct bank માંથી કપાઈ જાશે કે પછી અમારે ત્યાં આવીને રોકડા ચૂકવવાના રહેશે? અચ્છા તો cash જમા કરાવીએ એમાંથી cut થઇ જાય એવી રીતના ને

Okay Okay અ હાં, અ હાં, તો કઈ વાંધો નહીં. હું અને અમારા bank, અમારા મારા મારુ જ ખાતું છે જેમ કે તો એમાં હું પૈસા અ જમા હોય, અને એમાંથી પણ cut થઈ શકે ને. એવી રીતને પણ ઉપાડી શકો ને તમે. okay sir એટલે મારા ખાતા માંથી direct cut કરવા હોય તો એ પણ એ થઇ જાય અચ્છા okay okay sir મને બધું માહિતી મળી ગયી thank you very much sir કે તમે locker વિષે મને આટલું બધું જાણવા મળ્યું અને તમે મને જણાવ્યું

ભારત ભારત એક દક્ષિણ એશિયા માં આવેલો દેશ છે ભારત ગણ રાજ્ય અનેક સાસ્કૃતિ અને વિવિધતાઓ ધરાવતો દક્ષિણ એશિયા દુનિયાનો સોથી મોટું લોકશાહી તંત્ર ધરાવતો દેશ છે આ સાથે ભારત સેત્રફળ પ્રમાણે વિશ્વમાં સાત નંબરનો અને વસ્તી ગણના પ્રમાણે બીજા નંબર નો દેશ છે ભારતના દરેક અને વસ્તીગણના પ્રમાણે બીજા નંબરનો દેશ છે ભારતના એક અબજ થી વધુ નાગરિકો આશરે ચારસો જેટલા જુદી જુદી ભાષા ઓં બોલે છે ભારત વિવિધ શક્તિની સમતા પ્રમાણે દુનિયામાં સોથી મોટું ચોથા નંબરનું અર્થતંત્ર અને દુનિયાનું બીજું સોથી જડપી આગળ વધી રહેલું અર્થતંત્ર છે આથી સુધારાઓ કારણે છેલ્લા વિસ વરસમાં ભારત નું વિશ્વ ભરમાં એક મોકાનું સ્થાન તરીકે નું મહત્વ ઘણું વધ્યું છે જે republic of india ભારતની રાજધાની નવી દિલ્લી છે ભારતનું સોથી મોટું શહેર mumbai છે ભારતમાં હિન્દી અંગ્રેજી વગેરે જેવી ભાષા ઓં બોલવામાં આવે છે પ્રાદેશિક ભાષાઓ તરીકે આસામ બંગાળી બોરો બોબરી ગુજરાતી ખ્ન્ધ્ર કાશ્મીરી કોરો કોન્ગ્સી ધાજગ્રી ભેલપૂરી મરાઠી મલયાલમ મીસો મ્લ્તીસી પંજાબી ઉર્દુ તેલુગુ તમિલ હિન્દી વગેરે બોલવામાં આવે છે ભારતના રાષ્ટ્રપતિ રામ નાથ ગોવિંદ છે હાલના વડાપ્રધાન નરેન્દ્રમોદી છે ભારતના સંસદ ગૃહ બે પ્રમાણે છે એક ઉપલું ગ્રુપ અને એક નીચલું ગ્રુપ ઉપલું ગ્રુપ રાજ્યસભા તથા નીચલું ગ્રુપ લોકસભા ભારતની સ્વતંત્રતા પંદર ઔગ્સ્ત ઓગ્નીસો સુદ્તાલીશ ના રોજ મળી હતી જયારે છવીસ જાન્યુઆરી ઓગ્નીસો પચાસ ને પ્રજાસત્તાક દિન તરીકે ઉજવામાં આવે છે એશિયામાં મોકાના સ્થાન પર આવેલો ભારતીય ઉપ ખંડ ના મોટા ભાગ પર છવાયેલો ભારત દેશ મોટી સંખ્યામાં ઘણા વ્યસ્ત વેપારી માર્ગે ધરાવે છે એની સરહદો પાકિસ્તાન ચીન મ્યાનમાર બાંગ્લાદેશ નેપાળ ભૂતાન

દુનીયાની કેટલીક પ્રાચીન સંસ્કૃતિ નો ઉગદ એવા ભારત દેશે ઔગ્નીસો સુડતાલીસમાં લગભગ એક્સોનેવું વર્ષના બ્રિટીશ શાસન થી અહિંસક માર્ગે આજાદી મેળવી ભારતમાં એતિહાસિક સિંધુ કિરણની સ્થિતિ સંસ્કૃતિ ઉદ્ભવી હતી વિશ્વના ઉપ ધર્મો પૈકી ચાર એવા હિંદુ જૈન સીખ અને બૌધ નો ઉદ્ભવ પણ ભારતમાં થયો હતો આ ઉપરાંત પારસી ધર્મ અને અન્ય અ ભ્ર્માંનીય ધર્મો જેવા કે ઇસ્નીય ખ્રિસ્તી બેહુદી ધર્મો આથી પેહલી સદીની આસપાસ આવ્યા

ભારત ધર્મ જાતી ભાષા સંસ્કૃતિની વિવિધતા ધરાવતો એક વિશાળ સમાજ છે વિવિધતામાં એકતા અને વિવિધતા એ ભારતની એક આગવી ઓળખ છે આ દેશની મોટા ભાગની સ્થાનિક ભાષા ભારતના નામેં ઔળખાયેલા છે સકુત્લા અને દુસીયંત ના પુત્ર ભરત નાનામે આ દેશ ભારત ના નામે ઔળખાય છે ભરત રાજા અત્યંત પરાક્રમી હતા

જુદી ગ્રીક ભાષા માં આ દેશના એટલે કે હિંદુ લોકો તરીકે ઔળખાય છે આ ઉપરાંત પારસી ભાષા માં આ દેશ હિંદુસ્તાન હિંદુ ઓની ભૂમિ પણ ઓળખાય છે હવે આપણે તેના ભૂગોળ વિશે ચર્ચા કરીએ ભારત ભોગોલીક રીતે ચોતરફ થી કુદરતી સીમાને હોવાને કારણે રક્ષા એલુ છે ઉતરમાં હિમાલય ની દુર્ગમ પર્વત માળાઓ દક્ષિણમાં હિન્દ મહાસાગર મૂળા માંક્જીત જંગલો અને પચિમમાં વિશાળ રણો અને તેના બીજા ગોખ્ન્ડોથી અલગ પાડવામાં આવે છે આજ થી તેને ઉપખંડ તરીકે ઓળખવામાં આવે છે તેનોઆકાર હીરા જેવો હવાથી તેને સંસ્કૃતમાં તેને જમ્બૂદીપ કહે છે ભારતનો ભૂખંડ પુર્વચો તરફ આનેથી રક્ષાએલો હોય છે અને તે ધીમેધીમે ઉપર તરફ ખસીને ભૂખંડ સાથે અથડાયો હશે એવું આધુનિક વિજ્ઞાન પણ માને છે ભારત સ્તરે હિમાચલ કે હીમાલય પર્વત માળા આવેલી છે ઉતર ધુવ તરફ થી વહેતા પવનોને રોકી લે છે હિમાલયની પર્વતમાળા મ્યાનમાર થી ચાલુ થ ઈ પચિમના અભ્ગાનીસ્તાન સુધી વિસ્તરેલો છે ચીન અને ભારત વચેથી કુદરત ભીમની માળા છે

જોકે સિંધ પાકિસ્તાનમાં છે હિમાલયમાં માથુઈ નીકળતી બધી નદીઓ તેને દક્ષિણમાં અને ભારતીય મધ્યમાં આવેલા મેદાન પ્રદેશ હોય છે અને અંતે મહાસાગર ના ઉપસાગરો છે અરબી સમુદ્ર અને બંગાળનું ઉપસાગર મળી જાય છે આમ મેદાન પ્રમાણે ખૂબજ ફળદ્રુપ ખેતીલાયક હોવાથી દુનિયાનો સુથી ગીચ માં ગીચ પ્રદેશ છે

ભારત થી પૂર્વ માં અરુણાચલ પ્રદેશ વગેરે સીમાડાના રાજ્યો અને મ્યાનમાર ને જોડતા પ્રદેશોમાં ગિરજગલો આવેલા છે અહીના ચેરા કુજી માં વિશ્વના સૌથી વધુ વરસાદ થાય છે પુષ્કળ વરસાદ નાકારણે જમીન ખુબજ ફળદ્રુપ છે ભારત પચ્ચીમનું કચ્છનું નાનું રણ મોટું રણ અને ખારના રણો આવેલા છે